આઇઆરસીટીસી પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણી પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે આઇઆરસીટીસી ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી
આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી
કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી કેવી રીતે ટીકીટ રદ્દ કરવી કેવી રીતે રદ્દ થયેલી હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ મેઈલને જોવું
ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે
આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું
આપણે તેની સરખામણી આઇઆરસીટીસી સાથે કરીશું
આપણે હવે આઇઆરસીટીસી પર પાસ બુકિંગ કરવાનું જોઈશું ચાલો હું આઇઆરસીટીસી વેબસાઈટમાં લોગીન કરું

હું નીચે સ્ક્રોલ કરું
ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું
બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ તે પાસવર્ડ દાખલ કરવા કહે છે
ચાલો હું પાસવર્ડ દાખલ કરું
ગો દબાવો
તે દર્શાવે છે કે પીએનઆર ક્રમાંક શું છે
ટીકીટોની યાદી અહીં આપી છે
હું આ ક્લિક કરું અને પીએનઆર સ્થિતિ મેળવું
આ દર્શાવે છે વેઇટ લિસ્ટેડ 162
જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું આ દબાવો
આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે તેને પ્રીંટ કરશે
હું સ્લાઈડ પર પાછી આવી છું
ચાલો આગળની સ્લાઈડ પર જઈએ
આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી
માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું
તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ

ઠીક છે તો હું આ રદ્દ કરવા માંગું છું હું આ પસંદ કરું
મને આ ટીકીટ જોઈતી નથી
આ દર્શાવે છે સિલેક્ટ ફોર કેન્સલ તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે
તેને આંશિક રદ્દ કરવું શક્ય છે ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિ ટીકીટ રદ્દ કરવા માંગો છો
તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો
તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ
હવે આ દર્શાવે છે કે અરે યુ સુરે યુ વાન્ટ ટીઓ કેન્સલ થે e ટિકેટ હું ઓક કહીશ
ઠીક છે આ કેન્સેલેશન સ્ટેટસ ડિટેલ્સ દર્શાવે છે
આ દર્શાવે છે કેશ ડિડક્ટેડ 20 રૂપીસ
કેશ પેઇડ આરએસ89
વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા
રોકડ ૨૦ રૂપિયા કપાયા છે
મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે
જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું
હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું
ચાલો આગળની સ્લાઈડ પર જઈએ
હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી
તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું
તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું
ગો દબાવું
આ દર્શાવે છે થે હિસ્ટોરી ફોર થે કેન્સલ્ડ પીએનઆર વિલ બે એવેલેબલ ફોલોઇંગ ડે ઓએફ કેન્સેલેશન ઠીક છે
પરંતુ તે તરત બતાવી રહ્યું છે
તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે
હું સ્લાઈડ પર પાછી આવી છું
ચાલો આગળની સ્લાઈડ પર જઈએ
હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ મેઈલ બતાવીશ
મેં આ ઈ મેઈલને પહેલાથી ખોલ્યો છે
આ દર્શાવે છે કે અહીં આપેલ પીએનઆર માટે રૂ
૬૯ પાછા આપવામાં આવશે
હું સ્લાઈડ પર પાછી આવી છું
ચાલો આગળની સ્લાઈડ પર જઈએ
ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે
આપણે તેને હવે જોઈશું
મેં પહેલાથી જ ક્લિયર ટ્રિપ ખોલી છે
હું તમને મેક માય ટ્રિપ નું પુષ્ઠ બતાવું
yatraસીઓએમ નાં વેબ પુષ્ઠને જોઈએ
સ્લાઈડ પર પાછા જઈએ
ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં
આપણે હવે આઇઆરસીટીસી ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું
આઇઆરસીટીસી નાં શું ફાયદાઓ છે
ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી
ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી
ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે આઇઆરસીટીસી કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં આઇઆરસીટીસી સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે
ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું
અમુક વખતે ખાનગી વેબસાઈટ આઇઆરસીટીસી કરતા ઝડપી હોય છે
ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે
પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે
ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે
વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું આઇઆરસીટીસી અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું
હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ httpspoken tutorialorgવ્હાટ ઇસ સ્પોકન ટ્યુટોરિયલ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
જોડાવા બદ્દલ આભાર